વર્તમાન હતું તેના પરિવર્તન જોવા મળે છે દાખલા તરીકે બાળકને જયારે પહેલીવાર સાઇકલ ચલાવ ચલાવતા આવડતું ન હોય તે હોય અને એટલે જ સાઇકલ પર બેસે સાઇકલ ચલાવવાના પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે આમ વારમ વાર પ્રયત્ન કરવા કરતા કરતા તેને જે જે સાઇકલ બેસીન balance રાખતા અને પેંડલ માર અને પડેલ મારવા સાથે પેંડલ મારવા સાથે આગળ વધતા આવ આવડી જાય છે. આમ વારમ વાર મહાવરો કરવાની તે સાઇકલ ચલાવવી શકે છે. આમ આ ઉદાહરણ શિક્ષક શિક્ષણ નું વર્તમાન થતું પરિવર્તન છે. સ્પષ્ટ કરે છે. સાપેક્ષ કાઈમિક પરિવર્તન સામાન્ય રીતે આપણે લીધેલો મોંટા ભાગનું શિક્ષણ

અગાઉ સમજ મ મેળવી જ છે. થાક ઈચ્છા વિધા અને તેશી દ્રવ્યો ના કારણે અલ્પથી કે પરી પરિસ્થિતિ ફેલ ટૂંકા ગાળાના ફેરફારોને શિક્ષણ નથી અગાઉના ઉદાહરણને યાદ રાખી યાદ કરીને તે તો થાક ઉતરી જાય જવાની કે પછી પગનું હાડકું સંધાવાની તમને રીતે ચાલિસકે છે. માટે તે શિક્ષણ નથી આમ વ્યક્તિના વર્તમાનમાં વર્તમાનમાં તત્કાલીન અંજાની અને અસ્થાઈ પરિવર્તનનો અને માનોવિજ્ઞાનો મનોવિજ્ઞાનીકો શિક્ષણ તરીકે સ્વીકારતાં નથી. પરંતુ પ્રાણી કે વ્યક્તિના વર્તમાનમાં થતા દીર્ઘ કાલીન અને સાપેક્ષ કાયમી હોય તેવા પરિવર્તનોને એ શિક્ષણ તરીકે સ્વીકાર છે સ્વીકારે છે. આગળના ઉદાહરણના સંદર્ભમાં સમજીયે તો બાળકને જયારે પહેલી વાર

પડીજાય છે પરંતુ થોડા દિવસોના મહાવરા પછી પોતાની શાળામાં જાતે સાઇકલ ચલાવ ચલાવી જતા શીખીજાય છે જેને સાપેક્ષ કાયમી ફેરવ ફેરફાર કહેવાય છે આપણે કેવી રીતે શીખી શીખીયે છીએ શિક્ષણ વિષયના પ્રારંભ ખ્યાલો મેળવ્યા બા મેળવ્યાપછી મુખ્ય પ્રશ્ન એખાસ મુખ્ય પ્રશ્ન એ થાય છે કે પ્રાણી કે માનવી કોઈપણ બાબત નું શિક્ષણ મેળવે છે તેવી રીતે પ્રશ્ન આ પ્રશ્ન અનેક વિધવાન વી વૈજ્ઞાનિકોને સંશોધન માટે

માનવી અને પ્રાણીની શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહુ વિષે માહિતી પૂરીપાડે છે અનેક અનેક વિધ સન સંશોધનોને અંતે શિક્ષણ પ્રાપ્ત કર કરવાની વિવિધ તરાહો માંથી મુખ્યત્વે ચાર તરાહોની ચર્ચા અત્રે કરીશું. અનુકરણ દ્વારા શેક્ષણિક modelin અને સામાજિક શિક્ષણ માનોબળ મનોબળ હોય કે પ્રાણી મોટા ભાગનું શેકક્ષણિક મોટાભાગનું શેક્ષણીક અનુકરણ દ્વારા જ મળે છે. અનુકરણ દ્વારા મળે મેળવેલ શિક્ષણ અવલોકન શિક્ષણ કે સામાજિક શિક્ષણ પણ કહેવાય છે કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનું અનુકરણને મુખ્ય

જગ્યાએ trai સાઇકલ ઉભી રહી ઉભી રાખી તેમાં પેટ્રોલ પુરાવવા માટે ત્યાં પડેલી હવા ભરવા હવા ભરવાના પંપની ટ્યુબ પોતાની સાઇકલ સીટ પર લગાવી થોડીવાર ખીસામાં પૈસા કાઠીને આવ આપવાનો અભિનય કરેતે અનુ અનુકરણાત્મક શિક્ષણ નું ઉદાહરણ છે. એકથી સવા વર્ષ નું બાળક કાને મોબાઈલ ફોન રાખતુ જોવા મળે છે. તે અનુકરણાત્મક શિક્ષણ નું ઉદાહરણ છે. રોજ બરોજ ના જીવન માં આવા અસંખ્ય ઉદાહરણો જોવા મળે આ તમામ પ્રકારનું શિક્ષણ વ્યક્તિ સમાજમાંથી મોળવતી હોવાની અનુકરણાત્મક શિક્ષણને સામાજિક શિક્ષણ પણ કહે છે નાની બાળકીઓ ટેલિવિઝન પર અનેક અભીનેત્રીઓ તથા પ્રખ્યાત વ્યક્તિઓને ચોક્સ પ્રકારના પ્રશાંત નો અને fashionable કપડાં વાપરતા જોઈ તેપ્રકાર તેપ્રકારના પ્રશાન્તનોના અને કપડાનો ઉપયોગ કરેતો તેને નમૂના રૂપ અથવા modling શિક્ષણ પણ કહેવામાં આવે છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ શિક્ષક શિક્ષણ નું આ તરાહમાં પ્રાણી કે માનવ ની તેને સમકક્ષ

સમય અને ફૂલોના ઘટાડા દ્વારા આવી શકે છે. આ અંગેની વિસ્તૃત સમજ મેળવવા માટે Frontain બિલાડી ઉપર કરેલ પ્રયોગ સમજ્યે Frontain નો પ્રયોગ અમેરિકન મનો વૈજ્ઞાનિક Frontain કે જે સમસ્યા પેટી બનાવી હતી

ક્લાસ પર છે, શેના ક્લાસ કરે છે તું? એવું છે. શેમાં computer માં શું ભણવાનું હોય એટલે? હાં, હાં, હાં.

બરાબર છે બે કલાક માં. પછી તારું ભણવાનું પછી? ક્લિયર થય ગયું?

અચ્છા સરસ સરસ. બોલ બીજું શું ચાલે છે?

આપડે senior junior ના છોકરાઓ હોય ને, one to six standard બાકી BSNL માં જોબ છે હમણાં.

અચ્છા. બઉ દૂર પડી ના જાય અહિયાથી? ના સરસ, સરસ, સારું કેહવાય. બોલ બીજું શું ચાલે છે?

મે ગોત્રી માં રહું છું, ગોત્રી માં રહવાનું છે. બોલ બીજું, શું કરે તારા friend બધા? અચ્છા, એટલે farewell માં બધાને મડી લીધું હશે ને હમણાં?

હાં, હવે તો college માં આઈ જઈએ એટલે college તો કેટલી બધી, અલગ જ થય ગયું આમ ભણવાનું આખું. બોલ બીજું શું કે? કઈ school માં હતો તો તું પેહલા? અચ્છા, હાં. અચ્છા, બરોડા એટલે એમ કે બરોડા કે બરોડા highschool?

હેને, એટલે એવું જ ભાવે છે. pizza વીજા, junk ફૂડ નહીં. અચ્છા, બનાવતા આવડતું હશે કે નથી આવડતું બનાવતા?

મમ્મી-પપ્પા કયા રહે છે? અચ્છા, હાં, હાં, હાં. અચ્છા, એટલે અહિયાં કરવું પડતું હોય થોડું કોક વાર ફોઇ ના હોય એટલે હેને? અચ્છા, હાં, સરસ, સરસ ચાલો. ફોઇના પણ ઘરે હશે ને છોકરાઓ કોઈ? અચ્છા, એકલા જ છે ફોઇ. બરાબર, ભાઈ નાનો છે? એ પણ ત્યાં જ છે બરોડા high school માં? બરોડા school માં તો હું એક-બે વાર આઈ તી, ત્યાં મારે exam નું હતું ને ત્યાં. sunday ના exam લેવાય ને, ત્યાં પણ આઈ તી હું, બરોડા school માં.

બરાબર, હાં એટલે સારું છે બંને જણા, ત્રણ જણ રહી શકો તમે

ભરુચ આપડે Diploma થાય ને, Diploma કોલેજ છે, કે જે પોલી-ટેકનીક, એમાં એ job કરે છે, સારું છે એનું હમણાં, એ ચાલ્યા કરે છે એનું. birthday -વર્થડે ક્યારે છે તારી બર્થડે?

સરસ, બરોડા માંજ. કઈ chocolate -વોંકલેટ ભાવે છે, આપડે એ રીતનું કઈક decoration કે એવી કોઈ theme રાખીએ. કઈ પણ ચાલે. તારા friend ના બધાના મેરેજ તો નહીં થાય હોય બધા હજુ નાના-નાના હશે ને? અચ્છા, હાં, હાં, હાં. તારું તો કોમર્સ હતું કે સાઇન્સ હતું?

અને ફરવા કયા ગયો તો તું? ક્યાંય ફરવા ગયો છે આટલામાં? તને ગમતું હશે ને બરોડની બહાર? અચ્છા, ક્યાંય ફરવા નહીં ગયો? અચ્છા, કયા ગમે તને જવાનું, ફરવા જવાનું હોય તો? હાં, ફ્રેન્ડ્સ સાથે મજા આવે હે ને? એમનું એલ્યુમિનિયમ સ્ટ્રક્ચર નું છે. બિજનેસ છે એમનો પોતાનો અને એ ઘરેથી એ વર્ક કરે અને પછી શોપ પર પણ જાય છે. એવું છે, પોતાનો જ બિજનેસ છે. મી ટેંથ અને મોન્ટેસરી કરેલું છે મારુ. પ્રી-પીટીસી છે મારુ. મડે ને મારુ એક્ચુઅલ્લી છે ને અમદાવાદ છે પિયર. મારા મમ્મી નું ઘર છે ને અમદાવાદ છે ત્યાં જઈએ ને એટલે બધા જૂના ફ્રેન્ડ્સ મળે. હમણાં બઉ દિવસ થી ગઈ નહીં એટલે મળ્યા નહીં.

મજા આઈ જાય. પછી ફરવા પણ જી અમે લોકો, કાંકરિયા છે, હાં, બઉ સરસ છે ત્યાં જજે ફરવા માટે બઉ ફાઇન છે જગ્યા. જોયેલું છે તે? અત્યારે તો બઉ જ સરસ ડેવેલોપ થય ગયું છે. બઉ જ ફાઇન બધી રાઇડસ છે, એ બાળવાટીકા બધુ બઉ ફાઇન છે. જજે એકવાર જોવા માટે ત્યાં. આપડે અહિયાં તું કયા ફરવા ગયેલો છે? પાવાગઢ જોયું છે તે? ચડયો તો કે રોપેવે માં ગયો તો? અચ્છા, હાં.

અચ્છા. અહિયાં તારા ફ્રેન્ડ હતા તારી સાથે? કેટલા જણ હતા અહિયાં, તારી બેચ માં હતા ને?

અચ્છા, મજા આવે છે ને અહિયાં પણ? મારે પણ નવી-નવી હતી ને તો મારી પણ ટ્રેનિંગ થઈ તી સાત દિવસ ની.

અંબાજી ફરવા ગયો છે કોઈ વાર? નહીં ગયો ને, ત્યાં જજે, સરસ છે મંદિર, ગબ્બર અંબાજી કેહવાય ને પેલું, ત્યાં જજે મસ્ત છે, ફરવાની મજા આવે છે ત્યાં. ગુજરાતી સ્થળો એ બધુ એ બાજુ બઉ સરસ છે ગામડા વાળું. તારું ગામ કયું છે આમ? અચ્છા, હાં. એટલે તે એ બાજુનું બઉ ઓછું જોયું હશે. અચ્છા, અમદાવાદ જાય છે ફરવા?

આવજે હવે ઘરે મારા તું આવે ને આ બાજુ ત્યારે મને ફોન કરજે. અમદાવાદ માં મારુ રાણીપ છે મમ્મી નું ઘર રાણીપ માં છે. રાણીપ માં ત્યાં અમદાવાદ માં પ્રોપર રાણીપ, ગીતામંદિર થી પોણો કલાક જેવુ થાય.

બીજું બોલ શું કે છે? ભાઈને હવે આગળ સાઇન્સ લેવાનું છે ને? હાં, ટાઇમ જ નહીં મળતો હોય નહીં આખો દિવસ બઉ સ્ટડિ કરવું પડે એમ તો બઉ જ. અચ્છા, હાં, હાં. તો લેવા મૂકવા જો તમે? કે જાતે આવે છે વેહિકલ લઈને. અચ્છા, કયા ક્લાસ માં જાય છે? અચ્છા, હાં, હાં. બોલ, તું કેટલા વાગે રાતે ઘરે જાય અહિયાથી? અચ્છા, પાંચ વાગે જતો રે, રિક્ષા માં?

બઉ ફાસ્ટ બાઇક ચલાઈને જતો હસે એટલે હે ને એટલે? હાં, એટલે જ પોહચી જવાય. ઘરે જઈને પછી સ્ટડિ કરવાનું હમણાં તો બધુ શાંતિ હશે. અચ્છા, અહિયાં એમએસ માં લેવાનું હસે ને? એમએસ સારી છે, એનું એડ્યુકેશન લેવલ બઉ અપ છે. હાં, એ જ ને. બધા બહારથી પણ ભણવા આવે છે, એક્ચુઅલ્લી મારો ભાઈ છે એને અહિયાં આઈને એંજીન્યરિંગ કરેલું છે.

પછી આ કોલેજ કર્યા પછી પાછું આગળ ભણવાનું છે કે જોબ કે એવું કઈ કરવું છે?

હે ને હાં, સરસ, સરસ. કઈ નહીં હવે પતિ ગયું એડ્યુકેશન, હવે કોલેજ, કોલેજ પછી આગળ જોબ, જોબ કરતાં આગળ ભણવાનું રાખજે ને સાઇડ માં પણ, સ્ટડિ ચાલુ રાખજે. હાં, કારણ કે સ્ટડિ જ્યાર સુધી કંપ્લીટ, કોઈ ગ્રાજયુએશન તો થય જવાશે, પણ એની આગળ કઈક કરવાનું ચાલુ રાખજે. એટલે સ્કોપ આગળ વધે ને, સેલરી-વેલરી મડે. એટલે હાં, બાકી બોલ બીજું શું ચાલે છે?

ત્રણ દિવસ થયા અચ્છા. અત્યારે બ્રેક હતો તારો, લંચ બ્રેક પડ્યો? અચ્છા, જમીને આયો? ટિફિન લઈને આયો તો ક નાસ્તો કર્યો ખાલી? સરસ ચાલો.

હાં, હવે તો કંપ્લીટ થઈ ગયું, ચાર-પાંચ મહિના થયા ને. બાકી બોલ બીજું શું ચાલે? તારા ફોઇ ક્યારે મોર્નિંગ સ્કૂલ માં છે?

અહિયાં બધાને ઓડખતો થય ગયો કે હજુ બઉ નહીં ઓડખતો હોય હે ને? અચ્છા, એફબી સાથે ફરવા ગયો તો ક્યાંય?

બોલ, વ ગયો તો. અચ્છા, કઈ બાજુ જવાનું છે? કયા જવું છે ફરવા? હાં, બરાબર. ફરવા જજે આ બાજુ એકોટડા બી છે, આપડે નહિ સિંધ રોડ બાજુ નવું બન્યું છે, એ બઉ ફાઇન છે ત્યાં બઉ જ મજા આવે છે. બપોરથી ગયા હોય ને તો રાત્રે પછી બઉ મજા આવે. ત્યાં જજે ફરવા. અમે હમણાં જ દિવાળી પર ગયા તા ત્યાં.

જમવાનું ઘરેથી લઈ જાય, પિકનિક જેવુ પણ મસ્ત છે, મજા આવે એવું છે. અને નાહવાનું છે પણ પાણી બઉ છીછરું છે એટલે બઉ સારું છે એમ. કોઈ ટેન્શન જેવુ નહીં. આ બાજુમાં છોકરી બેઠી છે ને એનું મેરેજ છે હમણાં તો આપડે છે ને જવાનું છે ને મેરેજ માં?

પછી ફોઈને લઈને આય ઘરે કોઈ વાર ફોઈને પણ ઈન્ટ્રો કરાય. ફોઈને મડીએ, હું પેહલા સ્કૂલ માં જ હતી, સ્કૂલ માંથી હવે જોબ છોડી છે હવે. તારે ગામડે જાય તું, ગામડું છે તારે, ગામડે ઘર?

અને મામા ને બધા ગામડે, ત્યાં જાય કોઈ વાર મામા ની ઘરે?

હાં, બોલ, બીજો શેનો શોખ છે તને કઈ?

વોલીબોલ, એના ક્લાસ કે એવું કઈ હોય કે એમ જ? તો ચાલુ રખાય ને મજા આવે એમાં તો એ આગળ વધવાનો સ્કોપ એમાં બી છે ને. અચ્છા. અચ્છા, હાં. બાકી સારું છે એમાં પણ વોલીબોલ, રમતેય થય જાય, એક્ટિવિટી થાય, એક્સરસાઇજ થય જાય, મજા આવે. ત્યાં ગ્રાઉંડ મોટું છે ને નિઝામપૂરામાં? નિઝામપૂરા હે ને. નિઝામપૂરા તો પણ, હાં જો કે તને તો નજીક પડે, તારું ઘર જ એ બાજુ છે એટલે. બરાબર. તારા ભાઈ ને પણ લઈને જતો હોઈશ ને તું કે એને નહીં શોખ? હાં, બરાબર. બાકી એ સાઇન્સ માં છે એટલે એને બઉ જ હમણાં તો મેહનતેય કરવી પડતી હશે એટલી. ના, ટેન્શન નહીં લેવાનું એ તો એની મેહનત પર છે કે એની મેહનત કરે ને એમાં એ પાસ થય જાય અને એટલું બધુ ડિપ્રેશન કે ટેન્શન નહીં આપવાનું. એ તો થય જાય elevnth માં કેટલા percent આયા એને? ઓહો હો, તો સરસ કેહવાય ને, સારું છે. એટલે કરી શકે. તે કેમ science ના લીધું તો? અચ્છા. એવું ના હોય ને કે એમ sixty આયા તો science નહીં, science લઈને મેહનત ના કરી શકીએ? અચ્છા એવું છે. ના commerce ની પણ લાઇન સરસ છે, commerce માં પણ ખાસી બધી લાઈનો છે પણ તું graduation કરીને આગળ પછી line સારી choose કરી અને continue રાખજે ભણવાનું.

અને ભાઈને પછી એમબીબીએસ કરવાનું છે? ના એ પણ સારું છે, ફાર્મસી ને એ પણ સરસ છે. ના, સરસ સરસ ચલો. પછી બરોડા માં સેટલ કે બહાર જવાનું વિચારે છે? બહાર જવાનું ગમતું નહીં, આઉટ ઓફ બરોડા ને આઉટ ઓફ સ્ટેટ?